મોઝીલા ફાયરફોક્સનો પરિચય આપતા આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે નીચેના વિષયો વિષે શીખીશું
મોઝીલા ફાયરફોક્સ શું છે
ફાયરફોક્સ શા માટે છે
આવૃત્તિઓ સિસ્ટમ જરૂરિયાતો ફાયરફોક્સ ડાઉનલોડ અને સંસ્થાપિત કરવું વેબસાઇટ ની મુલાકાત લો
મોઝીલા ફાયરફોક્સ અથવા ખાલી ફાયરફોક્સ મફત ઓપન સોર્સ વેબ બ્રાઉઝર છે
તે ઉબુન્ટુ લીનક્સ માટે મૂળભૂત વેબ બ્રાઉઝર છે જે ઈન્ટરનેટ સાથે વિન્ડો તરીકે સેવા આપે છે
તે તમને ઈન્ટરનેટ વેબ પાનાંઓ જોવા માટે અને વેબ પાનાંઓ મારફતે સંશોધન કરવા માટેની પરવાનગી આપે છે
તે સર્ચ એન્જિન જેવા કે ગૂગલ યાહૂ સર્ચ અથવા બિંગ ની મદદથી વેબ પાનાંઓ પણ શોધે છે
ફાયરફોક્સ એ મોઝીલા ફાઉન્ડેશન જે એક બિન નફા સંસ્થા છે ત્યાં સ્વયંસેવક એટલે કે વોલન્ટિયર પ્રોગ્રામરો દ્વારા વિકસાવવામાં આવ્યું છે
મોઝિલ્લા પર વિગતવાર જાણકારી માટે mozillaઓર્ગ ની મુલાકાત લો
ફાયરફોકસ વિંડોઝ મેક ઓએસએક્સ અને લીનક્સ ઓપરેટિંગ સિસ્ટમો પર કામ કરે છે
ઉબુન્ટુ માટે અન્ય લોકપ્રિય વેબ બ્રાઉઝર્સ માટેના કેટલાક ઉદાહરણો કોન્કરર ગુગલ ક્રોમ અને ઓપેરા છે
આ ટ્યુટોરીયલમાં આપણે ઉબુન્ટુ ૧૦૦૪ માટે ફાયરફોક્સ આવૃત્તિ 70 નો ઉપયોગ કરીશું
ફાયરફોક્સ ઝડપ ગુપ્તતા અને તાજેતરની ટેકનોલોજીસ ને સાથે વાપરી બ્રાઉઝીંગ વધુ સારી બનાવે છે
તેના વિવિધ લક્ષણો છે જેવા કે ટેબ થયેલ વિન્ડો આંતરિક જોડણી ચકાસણી પોપ અપ બ્લૉકર સંકલિત વેબ શોધ ફિશીંગ સુરક્ષા
ફાયરફોક્સ ઝડપી ગ્રાફિક્સ રેન્ડરીંગ સાથે ઝડપી વેબ બ્રાઉઝિંગ અને સુધારાયેલ પૃષ્ઠ લોડીંગ પૂરું પાડે છે
તે કપટી વેબસાઇટ્સ સ્પાયવેર અને વાયરસ ટ્રોજન અથવા અન્ય મૉલવેર સામે વિવિધ સુરક્ષા અને ગુપ્તતા વિકલ્પો આપે છે
અને તે add ઓએનએસ અને યુઝર દ્વારા બનાવાયેલ હજારો easy to ઇન્સ્ટોલ થીમ્સ દ્વારા વૈવિધ્યપણું આપે છે
લીનક્સ ઓએસ જેવી કે ફેડોરા ubuntuરેડ hatડેબિયન અને સુસે ઉપર ફાયરફોક્સને સંચાલિત કરવા માટેની સીસ્ટમ જરૂરીયાતો આ પ્રમાણે છે
ફાયરફોક્સને ઉબુન્ટુ ૧૦૦૪ ઉપર સંચાલિત કરવા માટે તમને નીચેની લાઈબ્રેરીઓ અથવા પેકેજોની જરૂર પડશે
GTK 210 અથવા વધારે ગ્લિબ 212 અથવા વધારે libstdc 43 અથવા વધારે પાંગો 114 અથવા વધારે xઓર્ગ 17 અથવા વધારે અને આગ્રહણીય હાર્ડવેર છે પેન્ટિયમ 4 અથવા 512એમબી ઉપર રામ 200એમબી ની હાર્ડ ડ્રાઇવ માટેની જગ્યા
સિસ્ટમ જરૂરિયાતો પર સંપૂર્ણ જાણકારી માટે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ ફાયરફોક્સ વેબસાઇટ ની મુલાકાત લો
000332 000310 ચાલો હવે સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે તે પ્રમાણે મોઝીલા ફાયરફોક્સની ઓફિસિયલ વેબસાઈટ mozillaસીઓએમ ની મુલાકાત લઇ તેને ડાઉનલોડ અને સંસ્થાપિત કરીએ
અહીં આપણે હંમેશા ફાયરફોક્સ ની તાજેતરની આવૃત્તિ શોધી શકીએ છીએ
આપણે વધુ વિકલ્પો માટે લીલા વિસ્તાર નીચેની લીંક અલ્લ સિસ્ટમ્સ એન્ડ લેન્ગ્વેજીસ પર ક્લિક કરી પણ કરી શકીએ છીએ
નોંધ લો કે મોઝિલા ફાયરફોક્સ 70 ભાષાઓ માં છે
અહીં આપણે વિવિધ સ્થાનીકૃત થયેલ આવૃત્તિઓ જેમ કે હિન્દી અથવા બંગાળી ડાઉનલોડ કરી શકીએ છીએ
આપણે વિવિધ ચિહ્નો પર ક્લિક કરીને વિન્ડોઝ મેક અથવા લીનક્સ જેવી ઓપરેટિંગ સિસ્ટમ પણ પસંદ કરી શકીએ છીએ
ઉબુન્ટુ લીનક્સમાં પ્રથમ ફાઈલ સંગ્રહવા માટે સ્થાન પસંદ કરો મૂળભૂત રીતે તમારા હોમ ફોલ્ડરમાં ડાઉનલોડ ડિરેક્ટરી પસંદ થયેલ હશે
હવે સવે ફાઇલ વિકલ્પ પસંદ કરી અને દેખાતા પોપઅપ વિન્ડોમાં ઓક બટન પર ક્લિક કરી શકો છો
આ હોમ ડિરેક્ટરી હેઠળ ડાઉનલોડ ડિરેક્ટરીમાં ફાયરફોકસ આરકાઈવ સંગ્રહ થશે
ટર્મિનલ વિન્ડો ખોલો અને નીચેનો આદેશ લખીને તમારી ડાઉનલોડ ડિરેક્ટરીમાં જાઓ સીડી Downloads હવે Enter કળ દબાવો
નીચેનો આદેશ લખીને ડાઉનલોડ કરેલ ફાઈલના સમાવિષ્ટો બહાર કાઢો તાર એક્સજેએફ firefox 701tarબીઝ2 હવે Enter કળ દબાવો
આ ફાયરફોક્સ 70 ચલાવવા માટે જરૂરી ફાઈલો બહાર કાઢવાનું શરૂ કરશે
ટર્મિનલ વિન્ડોમાં નીચેનો આદેશ લખીને ફાયરફોક્સ ડિરેક્ટરી પર જાઓ સીડી ફાયરફોક્સ હવે Enter કળ દબાવો
આ તમને ફાયરફોક્સ ડિરેક્ટરીમાં લઈ જશે
ફાયરફોકસ બ્રાઉઝર શરૂ કરવા માટે નીચેનો આદેશ લખો firefox અને Enter કળ દબાવો
વૈકલ્પિક રીતે જ્યારે તમારી વર્તમાન ડિરેક્ટરી હોમ ડિરેક્ટરી ન હોય તો તમે નીચેના આદેશની મદદથી ફાયરફોક્સ શરૂ કરી શકો છો
downloadsfirefoxફાયરફોક્સ સુધી મૂળભૂત હોમપેજ કેવી રીતે સુયોજિત કરવું તે આપણે પાછળથી જોશું
હમણાં માટે ઉદાહરણ તરીકે ચાલો rediffસીઓએમ વેબસાઇટ જેની પાસે હાલના સમાચાર અને માહિતી હોય છે તે ઉપર જઈએ
મેનૂ બાર નીચે અધ્રેશ બારમાં આ લખો160 wwwrediffcom rediffસીઓએમ વેબસાઇટના હોમ પેજ પરના સમાવિષ્ટો પ્રદર્શિત થાય છે
હવે આ પૃષ્ઠ પરથી આપણે તે પૃષ્ઠોના સમાવિષ્ટો જોવા માટે વિવિધ લીન્કો નેવિગેટ કરી શકીએ છીએ
ચાલો હેડલાઇન્સ ટેબ નીચેની પ્રથમ લીંક પર ક્લિક કરીએ
આ રીતે આપણે ફાયરફોક્સના ઉપયોગથી વેબસાઇટ્સ ની મુલાકાત લઇ શકીએ છીએ અને પછી ત્યાંથી વિવિધ પૃષ્ઠ નેવિગેટ કરી શકીએ છીએ
ભવિષ્યના ટ્યુટોરિયલ્સ માં આપણે ફાયરફોક્સ ઇન્ટરફેસ અને વિવિધ અન્ય લક્ષણો વિશે વધુ શીખીશું
નીચેની લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ httpspoken tutorialorgWhat is a Spoken Tutorial તે મૌખિક ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
મૌખિક ટ્યુટોરિયલોનું જૂથ મૌખિક ટ્યુટોરિયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે
જેઓ ઓનલાઇન ટેસ્ટ પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપીએ છીએ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
આ મિશન વિશે વધુ જાણકારી આ લિંક httpspoken tutorialorgNMEICT Intro ઉપર ઉપલબ્ધ છે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
જોડવા બદલ આભાર